વાત હાચી સ NET માં ચેવું ક અવ જોણ મું આ clear કરું ન NET તો મું top ચાલી-પચામાં આઈ જાઉં ન તો સીધો JRF માં selection થઇ જાય મારુ બરોબર તો સીધું મહિનાનું પોત્રી હજાર રૂપિયા stipend આવતુ થઈ જાય માર research માટ આવ એરયું એ

એટલ તૈયારી એટલા માટે હ લ્યા આ NET નો ન GATE નો બધો syllabus હરખો જ સ ચાલ તું preparation તો કર એટલે એ જ ન આ physics sir ઈયોનો subscription લેવાની ઈચ્છા હ વિચારું કાલે તૈણ ચાર chapter તો મેં પતાયા હી અવ ધેમ ધેમ આગળ વધી જોયે એક chapter પત એટલે જોવુ લઈ લે લઈ લે હારા મ હારું એ જ ન આજ states of metal પતાવ્યું મેં બરોબર અવ એના દાખલા ઘણું હું બેઠો બેઠો અન પહી જોવું આગડ જોવું ચેટલું આવડ ન ચેટલું નહીં આવડતું હાલ આવડી ઇમ તો પચા ટકા ઉપર દાખલા મન આવડી બરોબર હાલ પણ માર goal એવો accuracy રી ન accuracy અને speed બેય વધારવું હ માર દસમાંથી હાત-આઠ દાખલા હાચા પડી ન એ રીતનું માર કરવું હ મું તન શું કેતો તો ક બીજું તારું કોમ અતું

એટલે કીધું earphone લાબબા હોય તો ચિયાં હારોં લાવું ` એટલ wire વાળો ક wireless wireless લાબબો સ wireless મ તો જોવું પડ તાર budget ચેટલાનું હ એ બધું બે હજાર પચીસો નું budget હ મારું તો તો ઘણાંય option હી હેડ મું તન જોઈન કઉં બધું પણ તો કઈ જે મતલબ તોય brand ખબર હોય તો કે હારી કોઈ બી brand મ તો ઘણીય હી ભાઈ જો realme હ MI સ boat સ એ range મ તો તન sony નોય અમુક earphone મળી હી હમ હમ

પહી JBL નોય બે પચીસો હુંઘીમ આ તો મળી હી JBL નાં અમુક low range નાં earphone હોય ન એ મળી જોય તન થોડા પચીસો તો ના પણ તૈણ હજાર ખરચવા પડ ઈમ થોડુ

એટલ એ પણ એ તો variety ઘણી જ છે એટલ મું તન research કરીન કઉં ક કયાં હારાં ન શું હોય એ બધું બરાબર બરાબર બરોબર ન બાકી માર જે પચીસો લેવાના હી માર એ જોવું આવી તો મુંય earphone લાબબાનું તો વિચારું હું તે તાર ચિયાં લાબબો સ

wireless લાબબાનો લ્યા માર તો wireless જ જોઈએ હાલ તો આ wire વાળાં હેડે જાય ન ત્યાં હુધી હેડાડુ મુ તો એ નાં એ દોઢ વરહ થઇ જ્યું આ realme ન લાયે હજી પણ કોય થ્યું નહીં બરાબર બરાબર એટલ હાલ તો હેડ તાર સુધી તો હેડાડુ જ છું આ મું તન શું કેતો તો ખબર હ અલ્યા પેલા free fire કઈ એની link પડી હોય ન તો મૂકજે ન માર game ચાલુ કરવી હ રંબાની

એટલ download કરવા માટ

થઈ જહ બરાબર તો ચાલ હેડ તો મું કરું મતલબ રમ્બી તી ઘેર કંટાળો આવ હ આખો દાડે હી

એટલ થોડો time fresh થવા જોવ કે લ્યા

એટલ મું શું કઉં ક PUBG હ battle ground મું તો ચો રમું હુ PUBG તો મું તો free fire રમતો એ માર battle ground ચાલુ કરવી પડશે તો અવ કર કર જે કરવું હોય એ કર તે battle ground અય લગભગ હ play store ઉપર હમ જોવું અવ અન હોય તો તો કરવી પડશે રમ્બી હ ક યાર કંટાળો આવ હ આખો દાડો મગજની મેથી મરઈ જાય હ યાર બરોબર કરો કરો ગમે તે game રમ થોડા દાડા પહી company મ આયે એટલ game પહી time જતો રેહે તાર

એ જ ક તાણ college માં એટલ મજા આવતી લ્યા હાહરું અવ આખો દાડો ઘેર કંટાળો આવ હ ઓવ લ્યા ઘેર કોય કરવાનું જ હોતું નહીં એટલ માર તો ઘેર time જ નહીં જતો company મ આયો ન એટલ time ગયો માર રજા માર તો રજા હોય ન બે હોય ન તો માર કોય time જાય જ નઈ

મુ તો બાર જ ના જતો રઉં રજા હોય એટલ તો પહી તમાર તો પણ ચાલ તમે તે river front બાજુ આંટો મારતા આવો ન તોય ચાલ હારું હા એતો એજ ન પહી એટલ દોસ્તારો બે એક-બે જણા હી તે ઈયોન રઉં એટલ ઓમ હારું હ બરાબર બરાબર અવ ક પણ અમુક time એ કંટાળોય આવ ઈમ રજા હોય એટલ ઘેર બેહી બેહી ન કંટાળો આવ એ વાત તો હાચી લ્યા માર ઘેર તો કંટાળો આવ હ લ્યા એટલ હું કહેવાય અવ તમે cricket ચાલુ કરો કોક વખત રજા વખત આઇયે તો રમીએ એ દાડો હારું હેડ ન એતો મુ બધું પડ્યું જ છ લ્યા ખાલી રમબાનું જ છ બીજું કોઈ નઈ એ જ અવ તો પેલા મુન્ના ન લગન ન એ ઈ ground મ જ કર્યા અશી ક હમ તો બસ તો એને સફાઈ બફાઈ તો કરાઈ જ હશે સફાઈ કરાઈ થઇ જી સ ભાઈ તો ground એકદમ મસ્ટ થઈ જ્યું હશે રમવા લાયક હવ તો ચાલુ કરો ચાલુ કરવું જ છ હું ખબર હ આપડ ચાલવું જોવ ઓમય કોઈ રજા બજા હોય તો અમારોય time જાય બરોબર

હેંડો તાણ વ આઇયે હવ મું આવું જ છું આ શિવરાત્રી વખત એટલ મળીએ બધા બરોબર ન બે દાડાની રજા હ ઓમય માર

મું ન પેલો હોની બેય આઇયે હીએ કિશન બે હમ અન જીગો તું કેતો જીગોય આવવાનો હ ન પેલો બીજો ચૌધરી ચૌધરી આબબાબો હ મું ચૌધરી અન કિશનયો હમ હમ બરાબર હારું હેડ ચૌધરી તન યાદ કરતો તો phone કરજે ઈન

Hello કાકા જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર બસ બસ કાકાને યાદતો કરું કાકા તો યાદ કરતા નથી આહ કાકા લગન લગન પછી તો તમે યાદ નથી કરતા મને કાકી કાકી શું બહુ હેરાન કરે છે કે કાકી છોડતી નથી તમને આ ધરે આવું તો પણ તમે ઘરે રહ્યો તો તમે તો america અને london ના tour માં જાતા રહ્યો છો હ english man બની ગયા english man તો તમે બારની abroad tour વધારે કેરી છે તો તમને તો english સારી મને આવડે છે એમ તો તમે ઓલા london paris બધે ક્યાંક ક્યાંક ગયા હતા ત્યા તો તમને યા ના accent આવડી ગયા હશે

ના ખરેખર કઉ કાકા તો તમારી english બઉ fine છે હો બઉ fine છે ના ના ના fine છે તમે ખરાબ તો કોઈ ન કે બાપા પણ બઉ fine છે સંભાળવા માં english સરસ તમે બોલો છો excellent છે વચ્ચે અટકા અમે લોકો કઈ તો અમે તો હું આવો ડબ્બો હું ઢ એવા ગણા મેં જોયા છે english બોલતા હોય અચકાતા હોય બઉ તમે બોલે તે ફરાટેદાર english બોલો મારો રાજ તો કયો મને બોલવું છે ના તમે મને process કયો એકદમ to be honest તમે process કયો મને કે કેવી રીતે

તો ખાલી વાંચવા થી કેવી રીતે થાય છે? બોલી બોલી ને વાચ્યું પછી સાંભળ્યું પછી english news કે કઈ પણ video youtube માં

BBC ને હા એ લોકો ને તો ઘણી સરસ

હ તમે તમે જયારે english શરૂ કર્યું તું શીખવાનું તો કેટલા દિવસ લાગ્યતા તા તમને

અચ્છા અચ્છા તો વાંચવાનું શરુ કરું ધીરે ધીર ધીરે ધીરે વાંચતા વાંચતા practice કરવાન ની ને

અચ્છા સારું તો પછી try કરું ધીરે ધીરે આપડે આ ઉમર માં આ અમારી ઉમર થાશે? નાના છોકરા નું mind કઈક અલગ રીતે હોય learning stage માં હોય observation stage મા હોય ત્યારે શીખવાની ક્ષમતા વધારે હોય એટલે આપડે હા ઇજ ઇજ વાત છે હા હા હા આપડે ક્યાં મારે ક્યાં ત્રણ મહિના પછી london માં નોકરી કરવા જવું છે કે ભાઈ મારે ત્રણ મહિનામાં શીખવીજ પડશે british language ના એ તો હું છે ને જો હવે હમ એ વાત હાચી છે કોઈ દી ભાઈ જરૂરત પડી જ સકે જે english જે બોલે હારું એ હારા માણસો છે એ ભણેલા છે એ ભણેલા હોય એ સમજદાર હોય એ smart હોય અરે નો બોલી શકતા હોય એ અનપણ ગવાર હોય એ રસ્તા નો માણસ હોય જોતા નથી આપડે મોટી મોટી restaurant મા જઈએ mall મા જઈએ multiplex માં જઈએ અ english મા વાત કરે છે એ લોકો તો એવું બધું છે ને status symbol maintain કરવાની છે હા show off જ તો છે આપડે તો અપડા માટે જ છે પણ હવે એ જરૂરત એ પડી ગઈ છે આની હા હા એ વાત હાચી વિદેશ માં મને જો હું હાચું કઉ મને india માં english શીખવું બઉ અઘરુ લાગે અગર વિદેશ ની વાત કરું ને ભલે મને કઈ english નો ઇ નો આવડતો હ આ જગત પર મને આ લો ભાઈ london હા લો london વયો ગયો મને આવડતું નથી હ london વયો ગયો ત્યાં આગળ એક મહીનો રુકીશ જઈશ ન તો અઈ આવી ને એમ ની એમ જ english બોલીશ હું એક environment હોય ને કેમ કે સોંથી યા english બોલે સોથી સારી ચીજ મેં જોઈ છે તમે wrong બોલો ને કોઈક મજાક ના ઉડાડે હ યાનું environment એવું છે ને અયા કોની સાથે તમે બોલશો english કુના સાથે બોલશો કોઈ દોસ્તારો ભેગા બોલવા જાસો તો ડાડિયું દઈ ને કે ટપલી મારી ને કે ભાઈ આ તું હું કરે સે ભાઈ તું હ british british રાજ ખતમ થયું ભાઈ આપડી ભાષા માં આવી જા હવે ગાંડો વાંડો થઈ ગયો છે એ પછી ગાળ્યું ગાવા માંડે આપડે હ કોના સાથે બોલું આયા ગોતું પડે મારે કે આ english બોલવા માટે ગોતવું પડે કોણ છે મળવું જોઈ એને ભાઈ હ યા મોલ માં આંટા મારવા પડે પડે હાલો ભાઈ મોલ માંટ

પછી ગાંડા કે ઘર વાળા બધા મને ગાંડા કે ગાંડા કે કે અરીસા સામે કોના હાથે વાત કર ભાઈ

હા હા હા હા અરીસાની સામે વાત કરવા થી confidence વધી જાય હા હા હા એ વાત સાચી હો નાનપણ માં અગર અરીસા હામે આપડે Picture ના dialogue બોલતા કેવો confidence આવતો dance કરતા કે કઈ પણ કરતા આપડા જેવો કોઈ કરી જ ન શકે ભાઈ એ મસ્ત confidence આવતો એવું છે હા વાત હાચી તમારી અરીસાના હામે એક અલગ personality create થઈ જઈ

તો પછી માતાજી નીકળી જ જાય ને Daily routine માં નાખવું પડે એને daily routine માં મારે છે ને રાખવું પડશે એને એક habit બનાવી પડશે એક સંકલ્પશક્તિ હોવી જોઈએ will power હા કે ભાઈ ના કરવું છે કે કરવું જ છે

ના ના will power ઈચ્છા શક્તિ એક સંકલ્પ શક્તિ હોવી જોઈએ હ કેમ આપણે મારે સંકલ્પ શક્તિ છે કે જો office થી નીકળતા પછી ઓલા દિનેશ ના ગુજકા ખાવા છે તો ખાવા છે કેમ હાલી ને જઈએ દોઢ કિલો મીટર ચાલી હ તો એ એવી ઈચ્છા શક્તિ ને સંકા શક્તિ હોવી જરૂરી ના ના નાખવી પડશે કાકા Please please please please જરૂર જરૂર જરૂર please please ચોક્કસ ચોક્કસ ચોક મોકલ જો ખરી હા ભૂલી ના જતા કાકા હું તમને યાદ દેવડાઇસ કાલે તમે સવારમાં ના મોકલી દેજો ને કાલે સવારે હું પેલા ઉઠી ગયો ને તમને whatsapp કરી ને યાદ દેવડાવી દઈશ ઠીક છે ચાલો ચાલો ok ok ચાલો હા ચાલો જય જય જીનેદ્ર જય જીનેદ્ર કહીએ છે મિત્રો મિત્રો જીવન નો ખરેખર મહત્વ નો ભાગ હોય છે અમે બધા મિત્રો છે પણ દરેક મિત્ર સરખા નથી હોતા

ત્રણ ધોરણ માં સાથે વાંચીએ છીએ અમે ત્રણ ધોરણ માં સાથે ભણીએ છે સાથે ભણતા હતા તે મારા પાડોશ માં રહેતો હતો અને અમે સાથે ઘણા સમય વિતાવીએ છે અમે પારિવારિક મિત્ર પણ છીએ પૃથ્વી પર એક જ વ્યક્તિ જે તેમણે તમારા માતા પિતા ની જેમ સમાન પ્રેમ અને આપશે તે ત્તમરો શ્રેષ્ઠ મિત્ર મારો શ્રેષ્ઠ મિત્ર હર્ષ છે અને તે બંને સરખી શાળા માં અમે સાથે ભણીએ છીએ સમાન પડોશ માં રે રહીએ છીએ અને મારો શ્રેષ્ઠ મિત્ર એ વ્યક્તિ છે જેના પર હું મારા જીવન પર આધાર રાખી શકું છું મને ગમે તે સમયે support ની જરૂર હોય તો મારો શ્રેષ્ઠ મિત્ર સતત મારી સાથે છે અમે સાથે ઘણી યાદો બનાવી છીએ મારા જેવા શ્રેષ્ઠ મિત્ર ની કારણે મારુ જીવન સરળ બને છે કોઇ પણ મુશકેલી પરિસ્થિતિ માં અમે એક બીજા ને ટેકો આપીએ છીએ

મારો શ્રેષ્ઠ મિત્ર મને વ્યક્તિગત તરીકે સુધારવા માટે પ્રોત્સાહિત કરે છે અમે અમારા અઠવાડિયું નું આયોજન કરીએ છીએ અને સાથે સમય પસાર કરીએ છીએ

અને એનું સ્થાન કોઈ લઈ શકે નહિ normally આપણા life દરેક ને મિત્ર હોય છે પરંતુ દરેક ની life માં એક special friend પણ હોય એને કહીએ છીએ આપણે best friend મારા પરિવાર સિવાય મારા જીવન માં જે ખાસ વ્યક્તિ છે તે મારા શ્રેષ્ઠ મિત્ર છે હર્ષ તેના વિશે માત્ર થોડા શબ્દ માં લખવું અશક્ય છે હર્ષ અને હું છેલ્લા ઘણા time થી સાથે છીએ તે મારા માત્ર મારા bantchment નહિ પણ પાડોશી પણ છીએ અમે ટીફીન પુસ્તકો સાયકલ અને સૌથી અગત્ય નું વિચારો જેવી ઘણી બધી વસ્તુઑ થી સાથે share કરીએ છીએ અમે અવારનવાર tracking સાઇકલ ચલાવા જઈએ છીએ અમે બંને રોજ કસરત કરવી ગમે છે તે અભ્યાસ નું સાથે sports માં પણ ખુબજ હોશિયાર છે તે અમારી શાળા નો football team નો captain હતો તે badminton પણ રમતો હતો હર્ષ એક સારો વક્તા હોવા થી સાથે સાથે સારો એવો માણસ પણ છે તેમની પાસે તેમના દ્વારા બનાવેલા વિવિધ વસ્તુઓનું વિશાળ સંગ્રહ છે તે અંગ્રેજી હિન્દી અને ગુજરાતી સારી રીતે બોલી શકે છે તે તેને વર્તમાન બાબતો અને technology થી update રાખે છે આ વસ્તુઓની સાથે તેની પાસે ફુંકલક સમય નો અર્થપૂર્ણ ઉપયોગ કરવાની ગુણવતા પણ છે તે ક્યારે પોતાના મોબાઈલ અને tv માં વ્યસ્ત રહેતો નથી તેના બદલે તે સમય નો ઉપયોગ એમાં એના friends સાથે મારી સાથે વિતાવે છે અને અમે સારી એવી યાદો બનાએ તેને તેના માતા પિતા ના ઘરે અને શિક્ષકો ને મદદ કરવામાં પરિપક્વ છે તે મારા ઘરે આવે છે અને ઘરે રહી ને અમે ઘણીબધી મસ્તીઑ કરી છે જે બારે જાય છે પછી એના આયા પછી અમે ઘનીબધી મસ્તીઑ કરીએ છે એક કહેવત કેવામાં આવે છે કે જરૂરિયાત માં રહેલો મિત્ર ખરેખર મિત્ર હોય છે એકદમ સાચી છે શ્રેષ્ઠ મિત્ર માં માથા અને હ્રદય ના તમામ ગુણો હોય છે એક સારો મિત્ર હમેશા તેના મરીત મિત્ર પર તે વફાદાર હોય છે કોઇ ની સાથે મિત્રતા કરવી સહેલી ન છે પણ વફાદાર મિત્ર રાખવા બહુ અઘરા છે ભગવાન થી કૃપા થી હું યોગેશ નામ નો હું મારુ નામ યોગેશ છે હું મારા હું મારા best friend ના ખાસ જે મને સારા સૌથી ખરાબ સમજ સ્વીકારે છે મને મારા શ્રેષ્ઠ માં ખૂબસૂરત અનુભવે છે હર્ષ મારો ખાસ મિત્ર છે અમે ક્યારેય કોઈ બાબતે જગડો કરીએ છે નથી કરતાં નાની નાની વાતે કરીએ છીએ તેની ઉંમર ને મારી બંને ની same જ છે તે મારા વર્ગ માં પેહલા હતો અમે અમારા college time એ school time એ સારી એવી

જે હાલ post graduation માટે બીજી college મા મારે જ્યારે post graduation માટે મારે પણ બીજી college માં જવું પડ્યું હતું એમે એના નવા friends circle સાથે મિત્રતા થાય માટે મારા નવા friend circle બન્યા પણ અમારે બંને ને જ્યારે પણ call આવે ત્યારે same જ વાત હોય કોઈ એમાં બદલાવ ના આવે વાતો જ્યારે પણ વાત થાય એવું નહિ કે પાંચ minute ની વાત કરી ને પૂરી એક એ call રાતે જ આવે છે કે કોઇ disturb ના કરી શકે એમએ આપણે best friend કહીએ છીએ મારે તો આવી રીતના છે best friend માં બધી આખા ગામ ની બધી એ time એ વાતો થઇ જાય એવું નહિ કે કામ પૂરતી જ વાતો થાય ક્યાંક અમ થઈ ગયું કે વાત મૂકી દે ના એવું નહિ એ પછી મતલબી કહેવાઈ friend છે call ઊપડતાં કે ભાઈ આ કામ છે અને અટલું કરી આપ જ્યારે પેલું કામ વગર તમારી સાથે બે બે ત્રણ કલાક વાત કરી શકે હા ભાઈ મારે આજે આમ થયું

આ વસ્તુ પસંદ છે મને આ છોકરી પસંદ છે જ્યારે આપણે આપણા best friend સાથે બધુ share કરીએ છીએ નાની થી નાની વસ્તુઓ memento enjoy કરી છીએ દરેક નાની નાની memory create કરીએ છીએ યાદ બનાઈ છીએ જે આપણે જ્યારે મોટા થઈ ને મોટા થઈ જ ગયા છીએ નાની નાની જે જગડા નાના નાના જે memory હતી યાદ કરીએ તો ખૂબ સારું એવું લાગે છે જે memory create થઈ છે અમારે આમ તો મારે હવે ધંધા માં વ્યસ્ત થઈ ગયું છે અને એના લીધે મલી પણ નહીં શકાતું બાકી એને study ચાલુ જ છે મલવા માટે તો મને રોજ call આવે છે એના કે ભાઈ તું આવ પણ હુ time જતો રહ્યો હવે એવું નથી કે મલાતું નથી પણ time હવે બધુ વધૂ responsibility આઈ જાય ઘર ની ને એના લીધે થોડુ ઘણું રે પણ વધારે પડતું કોઈ બદલાવ આવતો નથી એ હોય છે best friend જ્યારે એનો call આવે તમારા પર એક smile આઈ જાય જેના થી આખુ world change થઈ ગયેલું થઈ જાય અને ગમે એવા ધાકેલાં આયા હોય ઘરે ધંધો કરી ને આયા હોય college થી આયા હોય શાંતિ થી હાથ પગ ધોય ને fresh થઈ ને તમે બહાર જવ તમારા મિત્ર સાથે બધુ tension free થઈ જાય છે જે હોય છે best friend જે ખાલી નાની વાતે